ફોરગોટ પીન. એટલે માની લ્યો કે આપડે ફોર પિન ભુલાઈ ગયા આ તો એ બી નથી થતું એટલે મતલબ પેજ જ આખું લોડ જ નથી થતું. એ જોવા જઈએ તો એક રીતે.

હા હા. ના સર, ના ના સર, હું તો વાઇફાઇ યુઝ કરું છું. એટલે મારી પચાસ એમબીપીએસની તો સ્પીડ આવે છે. એટલે નેટવર્કનું તો ઇશ્યૂ હોય જ નહીં સર.

સર એક કામ કરો ને તમારી સામે જ કરું. એક જ મિનિટ. હા એક મિનિટ હા. સર, એક મિનિટ આ ફોન પે નું કહું પછી તમને હજી બીજું ઘણું છે કે તમારું ફોન પે હું બે વર્ષથી આ યુઝ કરું છું. બહુ સારું ચાલતું હતું. પણ હમણાંથી આ તમારું બહુ ઓલું હાલે છે. એટલે મારે આજ ઘણી ફરિયાદો છે. ખમો એક મિનિટ આનું પહેલા કરવા દ્યો. હા.

સર સોલ્યુશન જોતું તું એટલે આજ મારે મને એવું લાગ્યું નતું કે મારે ફોન પે કસ્ટમર કેરમાં કોલ કરવો પડશે. બહુ સારી ચાલતી હતી. પણ હમણાંથી આ આ પંદર દિવસથી આ બહુ હેરાન કરી નાખ્યા.

સર, તમે અ સર તમે બહુ માખણ મારો છો સર. કસ્ટમર પર તમે જે આવું કરો છો પછી આવું પાછા ઉપરથી તમે માખણ ચોપડો છો.

હા, આ જુઓ સર મેં અનઇન્સ્ટોલ કયરી. પાછી ઇન્સ્ટોલ કયરી. હજી પણ એ જ બતાવે છે સર. એટલે તમારું ત્યાંથી જ મને કઈંક એવું લાગે છે. મેં નેટવર્ક બી જોયું. એવું નહીં કે નેટવર્ક ના જોયું.

હા હમ્મ. અને સર બીજું એ હતું. હમણાં ફોન પે મેં યુઝ મેં બીજા ઘણા બી યુઝ બીજી કરું જ છું યુઝ. પણ ફોન પે હૌથી ઝડપથી હતું. હમણાં પંદર દિવસથી એવું થાય છે કે હાવ સ્લો હોય, એનું શું કારણ છે તમારું આનું?

આહા જી મારી આ

તો મેં બેંક અકાઉંટમાં બેંક ને કોલ કર્યો, બેંકના કસ્ટમર કેરમાં. તો બેંક વાળાએ એમ કીધું કે અમારે એકાઉન્ટ માંથી કપાઈ ગયું તો અમારું સર્વર ક્યાંથી ડાઉન હોય. એ તમે યુપીઆઈ થ્રૂ કર્યું હોય કે તમે એપ વાપરતા હોય, એ એપ એપનું સર્વર નું કઈંક વાંધો હોય. તો ઈ મારું ઈ બી ક્વેશ્ચન હતું કે ઈ મારા કપાઈ ગયા અને એ કાપાણા એનો ટાઈમ છે દસ દિવસ અને હજી એ પૈસા આવ્યાં નતાં. મને એવું હતું, ઘણી વાર થયું છે આની પહેલા પણ એ ત્રણ દિવસ વધારે ને વધારે ચાર પાંચ દિવસમાં આવી જતા હતા. પણ આયવા નતાં. આ વખતે આયવા નહીં. હા હા. સર, આજ છે ટ્વેન્ટી વન છે. મારા અ ટેન એપ્રિલે કપાણા હતાં સર.

હા સર અને આ હા હા બોલો બોલો બોલો એ

સર તમે તમારું સર્વર સુધારો યાર તમારું ફોન પે નું. હમણાં એવું નથી કે હું એમ નથી કહેતો કે બહુ ખરાબ હોય. આટલા ટાઈમ બે વર્ષમાં કઈ એવું મને ફિલ જ નથી થયું કે ફોન પે ના યુઝ કરું. અને બીજી બી ઘણી એપ વાપરતો હતો. પણ એ બહુ ટાઈમ લેતી હતી અને એમાં બહુ ઇશ્યૂ હતા. તો પછી મેં ફોન પે ચાલુ કર્યું. એટલે ફોન પે તમારો સારું. હમણાં પંદર વર્ષથી ઓલા પંદર દિવસથી આ બહુ યાર તમારું ઓલું હાલે.

હા હા.

આ હા આ હા હા.

હા. સર, અને આ જે બેંકનું જે બતાવે, માની લ્યો કે અમારે બેંક હારે મતલબ અ શું કહેવાય બેંક હારે કઈ કનેક્શન કરવું જ નથી. ફોન પે નું એકાઉન્ટ છે એ બેંક અકાઉંટ હારે લિંક નથી કરવું, બરાબર? તો આપડે એના માટે તો વોલેટમાં જ પૈસા નાખવા પડશે ને? અને એનાં કે વાય સી. એવું સર, એના માટે બી બેન્ક એકાઉન્ટ જોશે? હા એ સાચું સર. પણ એટલે મારે એના માટે કે વાય સી કરાવવું પડશે કે નહીં? એ પૂછતો હતો.

હા સર, મને તો કંઈ એટલી બધી ટેકનોલોજી ની ખબર નથી. એટલે તમારી ત્યાં આજુબાજુ અહીંયા આપડે કે વાય સી કરતા હોય ત્યાં મળી રહીએ મતલબ કોઈ શોપ ઉપર એવી રીતે.

હા આહા.

એટલે સર આપડે અહીંયા બોલાવી શકીએ કે એવું પણ છે ને? અહીંયા બોલાવીને કે વાય સી કરી શકીએ કે ત્યાં જવું પડે?

એટલે સર, અ આપડે કોઈ જગ્યાએ પેમેન્ટ કરીએ તો એનું જે ક્યુ આર કોડ હોય, અત્યારે તો બધાનો કોમન ક્યુ આર કોડ થઈ ગયો છે. તમને ખબર હોય તો મતલબ. હા તો આપડો જે ક્યુ આર કોડ હોય હવે આપડે વોલેટમાંથી અ પેમેન્ટ કરતા હોય તો એ ફોન ફોન પે નો ક્યુ આર કોડ હોવો જોઈએ કે કોમન ક્યુ આર કોડમાં થઈ જાય?

પણ એટલે મારો ક્વેશ્ચન એવો, વોલેટ માંથી પછી થાય કે પછી આપડે બેન્ક એકાઉન્ટ લિન્ક હોય?

હા BOB બૅંકની અંદરના inquiry department head અ આપ પટેલ સિદ્ધાર્થ સાથે વાત કરી રહ્યા છો. હા madam આપને કઈ પણ query હોય તો તમે મને પૂછી શકો છો આપને શું સમસ્યા છે? ok madam હું તમને જણાવી દઉ આહ એ account તમારું default કેવી રીતે થયું છે madam હું એના માટે તમારું પૂરું નામ જાણી શકું?

આની અંદર madam તમારે information query આવી રહી છે તો આપે short time માં કોઈ information query કરાવી હતી? ok madam આમાં છે ને madam default છે ને ત્રણ રીતે થાય છે એક તો યા તો તમારું account hack થતું હોય. તમારું account બીજા કોઈના use માં જતું હોય. તો ભી થાય અને બીજું છે કે તમારી information જો કદાચ ક્યાંક ખોટી હોય અથવા કોઈ mistake હોયને તો બીજીવાર query થતી હોય.

અને ત્રીજું madam છે કે wrong trasaction તમારામાં trasaction ખોટું થઈ ગયું હોય તો ભી તમારું account default માં થી શકે છે. તમારું જે account જે છે એમાં information default બતાવી રહ્યું છે. તમારી information જે છે ને એ query માં છે આપ અંદાજો લગાવી શકો છો શું હોઈ શકે? ok madam હું તમને તમારી information જણાવી દઉં છું એમાં કઈ ભી query લાગે તો આપ મને confirmation આપજો madam તમે આમાં લાખિયું છે પટેલ પૂર્વા રોહિતભાઈ એનો spelling તમને કહી દઉં. P A T E L પટેલ નો, P U R V A પૂર્વા નો spelling છે બરોબર તમારા રોહિતભાઈ માં R O H I T B H A I બરોબર છે madam? ok madam હવે તમારી date of birth છે અ દસ બે બે હજારને એક ok madam? ok madam અને nationalism indian છે, બરોબર? gender female છે એ ભી બરોબર છે તમે ageable છો એટલે તમે eighteen years ઉપરના છો એ ભી બરાબર છે.

રાજકોટ ok છે madam? આહ ગણેશ society?

okay, ma'm શું છે આકાશદીપ સોસાયટી ને? ok આકાશદીપ સોસાયટી અને madam current address ભી તમારું આ જ છે ને? ok madam આકાશદીપ society બંને માં same છે હવે તમારો nine seven two five one eight three zero zero five one, okay madam? તમારો gmail id છે patelpurva nine six eight at the rate gmail dot com અને તમે ok madam અને તમારી જે singature છે એ ભી તમે જે કરેલી છે પી કરીને જે cursive writing છે એમાં પી કેપિટલ છે. અને પટેલ લખેલું છે ok madam, ok ત્રણેય ત્રણ singature છે બરોબર. બધુ complete છે હવે madam તમારા documnet verify કરી રહ્યો છું બરોબર? એમાં ભી આપણે check કરી લઈએ. તમે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અને પાન કાર્ડ ની xerox આપેલી છે અને બે passport size ના ફોટા આપેલ છે. madam એક query તમને જણાવી દઉ તમારૂ જે આધાર કાર્ડ છે ને એની અંદર તમે જે પટેલ પૂર્વા છે એમાં PATEL પટેલ બરોબર છે? પણ પૂર્વાની અંદર PORVA કારવેલું છે આની અંદર purvaa તમે ચેક કરી લેજો હા આધાર કાર્ડ માં purvaa છે. purva ફોમ માં કરેલું છે એટલે query ત્યાં આવી છે.

કઈ નહિ madam એના માટે document ફરી લઈને આવવું પડશે. અહીથી તમારે ફોમ લેવું પડશે એમાં તમારે account name change ની process છે એ ફોમ આપેલું એ fillup કરવું પડશે

અને તમારું નામ, address, અને તમારો mobile number પછી account number અને IFSC code નાખવાનો my account is not available to name change in process એટલે કે તમારું account અત્યારે ચાલુ નથી તમારે અત્યારે એના માટે નામ process કરવાની એટલે નામ change કરવાનું, તમે ગુજરાતીમાં બી લખી શકો છો કે મારે મારા account નું નામ છે એ બદલવાનું છે, બરોબર? તો એ process તમે direct કરી શકો છો. આ રીતે

હા madam જો તમારા mobile ની અંદર જો android handset હશે તમારી પાસે તો play store ની અંદર તમારે BOB ની application download કરવાની રહેશે. અને એ એ mobile ની application download કર્યા બાદ તમારે છે ને એની અંદર તમારું નામ, તમારો mobile number, અને email-id નાખીને registration કરાવવાનું રહેશે. એ registration કરી દીધા બાદ આપને એક OTPcode આપવામાં આવશે verification માટે. એ OTPcode જ્યારે તમે enter કરશો અને આ process submit કરશો તો તમારું જે અંદર account બની જશે અને online process ભી તમે પછી bank ની અંદર તમે કરી શકો છો. હા madam એઇટી પેરસેન્ટ તો એવું બને કે તમારે bank એ આવવાની જરૂર જ નહીં પડે. અમ કદાચ કઈક એવી query તમને હોય અને તમારે રૂબરૂ આવવું હોય, તો તમે અહિયાં આવી શકો છો. બાકી તમે એની અંદર account માં પૈસા જમા કરાવી શકો છો. account માંથી બીજાને પૈસા મોકલી ભી શકો છો, પછી તમારે કોઈ bills ભરવા હોય જેમકે gas bills આવે છે, electricity bills આવે છે, પછી આપડે municipal corporation bills છે. પછી જો તમારા ઘરની અંદર TV હોય તો એનું DTH નું bill છે, કોઈના mobile recharge નું bill છે. આ કોઈ ભી bill તમારે pay કરવા હોય બરોબર? અમ otherwise બીજા કોઈ bills આવતા હોય તો તમે pay કરી શકો છો એની અંદરથી. બીજું કે તમે એની અંદર paytm, અમ પછી ઓપીઆઈ આપડે sorry madam એની અંદર આપડે એની અંદર તમે જે છે, આપડે g pay, google pay છે, પછી paytm છે, phone pay આ બધા platform ની અંદર ના જે online transaction છે એ ભી તમે joint કરી શકો છો. હા madam, એની માટે તમે online ભી process કરી શકો છો અને offline બી કરી શકો છો. જો તમારે

replacement એની અંદર તમે open કરશો એટલે એની અંદર તમારું નામ, તમારો account number, IFSC code અને બીજો mobile number અને GMAIL ID આટલું નાખીને તમારે નીચેથી તમારું replace કરાવવું છે, તમારે નંબર પિન replace કરાવવો છે કે તમારે અ એની અંદરથી ને બંધ કરાવવું છે જો block થઈ ગયું હોય અને બંધ કરાવવું હોય તો આ ત્રણ option રહે છે. એમાં તમે જે option select કરો છો એ option select કરીને તમે submit કરો છો એટલે તમને એક email આવશે અને email ની અંદર તમારે તમારું address જણાવવાનું રહેશે. એ email નો reply address આપી દેશો એટલે તમારા ઘરે બેઠા તમને નવું મળી જશે અને તમારું replace થઈ જશે. હા madam તમને મે જેમ કીધું કે તમારે જેમ ની અંદર તમે જે replacement કરી રહ્યા છો એ રીતે એની અંદર એક cheque book નો option આવે છે, બરોબર? તો એ cheque book ના option ની અંદર select કરીને તમારે તમારા account નો account number, તમારો IFSCcode, તમારું નામ, mobile number, અને GMAIL આ madam બધામાં same છે. આ details તમારે નાખવી પડશે અને એ ભી તમે query કરીને નાખજો verify કરીને કે કોઈ બીજું ખોટું option આવી જશે તો problems તમને થશે. અને પછી મેડમ હા madam but આ process તમે ત્યારે કરજો જે information ની જે તમારે query આવી છે ને email માં એ solve થઈ જાય. but જો અત્યારે તમે હા madam, જો અત્યારે તમે કરાવશો ને તો ફરી પાછું તમારે verify કરાવવું પડશે તે વખતે. બરોબર? તો cheque book ની અંદર madam તમારે છે ને cheque book last જે આપી છે ને અમે? એમાં cheque number seriesable હશે તો તમારે જે last series કઈ હતી એ તમારે અંદર enter કરવાનું રહેશે અને કેટલા total cheques નો તમે uses use કરેલો છે એ બી જણાવવાનું રહેશે. બરોબર? તમારે I think first હતીને આ chequebook? તમને જે આપી હતી. okay madam તો તમારે એ number seriesable અને એની બાજુમાં તમને આપેલું હશે.

હા, online detail ભરીને તમે submit કરશો એટલે એનું બી તમને emails આવી જશે. બરોબર? એમાં બી તમારે address email માં જણાવવું પડશે. અને એ address માં fifteen days માં તમને madam અને cheque book બંને તમને મળી જશે.

અને cheque book મળે. બીજું madam એક વાત એ જણાવી દવ કે તમારા account માંથી તમે cheque book જ્યારે મોકલવામાં આવશે ત્યારે તમારા account માંથી અઢીસો રૂપિયા જે છે બસો અને પચાસ રૂપિયા અને એક એકસો અને દસ રૂપિયા એટલે ત્રણસો અને સાઈઠ તમારા account માંથી delete થશે. એટલે તમને problem ન થાય કે એના કેમ પૈસા ઉયડા. હા madam તમારે cheque book છે ને એ cheque book ના અઢીસો રૂપિયા છે charges, બરોબર? કે જેમાં અઢી રૂપિયાનો એક cheque છે અને સો પેજના cheque આવે એટલે અઢીસો રૂપિયા cheque book ના છે. અને એકસો અને દસ રૂપિયા madam તમારે replacement ના છે. okay madam, હું તમને બીજી કોઈ માહિતી આપી શકું છું? Okay madam, have a nice day!

hellofutureb કેમ છે ખુશી?

હવે તને સારું છે? હા બસ સારું થતું આવે છે હવે. અત્યારે સુધી તો વાતાવરણ એવું હતું કે શરદીને એવું મટતું જ નતું પણ હવે ઠીક છે દાવાને એ બધું આ વખત લેવું પડ્યું. નાઇતર તો ઘરે સુ આપડે મટી જતું. બરાબર તારે હાજી તારું શિક્ષણ ચાલુ છે કે પતિ ગયું?

અચ્છા એટલે તું master કરવાનું ક્યાં વિચારી રહી છે? અને કેમાં master કરવાનું તું વિચારી રહી છે.

કે છ વરસ ત્યાં જ નીકળી જાય તો સારું. પછી જોઈએ શું થાય. બાકી તો mba જ કરવાનો વિચાર છે અત્યારે. ના બઉ સરસ મને પણ કરવું તું master પણ પછી અહીંયા મને નોકરી મળી ગઈ અમદાવાદમાં જ એટલે પછી મેં વિચાર્યું કે રેવા દઈએ master નથી કરવું નોકરી છે અત્યારે સારો એવો પગાર છે તો પછી ખોટું એમાં અત્યારે ઈ છોડીને master કરવું મને થોડું મગજમાં ના બેઠું એટલે પછી મેં કીધું કે અત્યારે રેવા દઈએ. હા હા નોકરી હોય તો પછી કોઈ જરૂર પણ નથી. ને તમારે એમ છે આ મહાવિદ્યાલય સારી હતી એટલે આમ બઉ સરળતાથી તમને મળી ગઈ અમારે અત્યારે એવું છે કે મહાવિદ્યાલય બંધ જ થઇ ગયું છે. ગુજરાત વિશ્વવિદ્યાલય લાગે. તમારે કયું છે? અમારે ગુજરાત technological અઅઅ વિશ્વવિદ્યાલય લાગે. બરાબર. અમારે અત્યારે તો ગુજરાત વિસ્વવિદ્યાલય ચાલુ છે એ કોઈ વાંધો નથી. એના પછી અમારી જે સંસ્થા છે તે પણ ચાલુ છે. પણ વાંધો એજ આવ્યો છે કે અઅઅ intirior અને architecture નું હતું ને એમાં એટલી સંખ્યા નતી થતી. એના લીધે બંધ કરવું પડ્યું. અને અમારું જે છેલ્લું semester હતું એમાં કોઈ એ કાંઈ એટલું ધ્યાન ના આપ્યું. નોકરી કે કાંઈ મળવાના chances બૌ ઓછા થઇ ગઈ. અને એમ પણ કેવું અમારી line એવી છે આમાં નોકરી કરું ને તો તમને વધુથી વધુ દસથી વિશ હજાર મળે. બાકી પોતાનો ધંધો ચાલુ કરીએ નેતો ભાઈ તમે રાજા એમ એતો તમારે જેટલા માંગોને એટલા તોડે ખાલી તમારું કામ સારું હોવું જોઈએ. એટલે થોડું અમારી આ જે સંસ્થા હતી એના લીધે બી ડગમગી ગયું. નોકરીને એવું સારી જગ્યાએ ના મળ્યું. એટલે અત્યારે બઉ જરૂરી થઇ ગયું છે કે સારી એવી સંસ્થા ને વિશ્વવિદ્યાલયને હોવું જોઈએ. પેલા જેવું નથી કે તમે ખાલી શિક્ષણથી આગળ વધી શકો. અત્યારે માણસોને થઇ ગયું ને real છે પાછું એવું કે ભાઈ ખાલી વિશ્વવિદ્યાલયના નામ ઉપરથી કે ભાઈ તમારી આ સંસ્થા શું છે એની ઉપરથી નોકરી મળી જાય. ખબર પડે કે વિશ્વવિદ્યાલય છે કે આ technical વિશ્વવિદ્યાલય છે આપડે અમદાવાદમાં નિરમા પણ છે ત્યાંનું નામ પડેને એટલે નોકરી હાથમાં. એ વસ્તુ તો છે. અઅઅ અમારે હમણાં કેવું થાય કે આપડે દર વર્ષે કોલેજમાંથી તમને નોકરી માટે આવે તમારું interview લેવા માટે તો એમાં અમદાવાદની જ એક કંપની છે મને નામ તો બઉ યાદ નઈ આવતું. પણ અમારા વખતે કંપની આવી તી અઅ વિદ્યાર્થીને બધાને internship આપવા માટે જે છ મહિનાનો કાર્યક્રમ હોય છે જ્યાં વિદ્યાર્થીઓ શીખે પણ ખરાને એમ પણ કઈ શકે કે નોકરી પણ છે. એમાં જયારે આઇવા તા તો એવું થયું તું કે અમને છ લાખનો offer આપી તી એ લોકોએ કે તમે અઇયા નોકરી ઉપર લાગશો ત્યારે તો internship વખતે તમને છ મહિના કાંઈ પગાર નઈ મળે. પણ જયારે છ મહિના પતિ જશે ત્યારે નોકરી આપ્સુ તમને અમારા ત્યાં. અને એ નોકરીમાં તમને છ લાખનો પગાર મળશે. હવે ઈ જ આ વર્ષે પણ અમારે કોલેજ આઈવી અને લઘભગ એ લોકોએ છ લાખ જ આઈપા છે åપણ બીજી એક કોલેજ છે અઅઅ જો તને ખ્યાલ હોય તો અદાણી કરીને એક કોલેજ છે અમદાવાદમાં.

અમારી જે સંસ્થા છે ઈ સારી છે પણ અદાણી જેટલી સારી નથી. અદાણી ખુબ પ્રખ્યાત છે એટલે એના લીધે ખાલી નામ ના લીધે ફરક આવ્યો બાકી કામ અમારું કામ કરીયે કે પછી અદાણીના વિદ્યાર્થીઓ જે કામ કરે બધું કામ તો સરખું જ છે. પણ ફક્ત તમે કઈ સંસ્થામાંથી આવો છો ઘણી વાર એનું પણ ખુબ મહત્વ માણસના જીવન તરફ વળે છે. આજકાલ તો જોવા જઇયે ને મારે આ કરવાનું છે master તો ખોટું શું કેવું હું પણ પેલા એજ જોઉં છું કે ભાઈ જ્યાં છે ને નોકરીનું વધારે હોય કે ભાઈ ઐયાથી જેટલું બને એટલું વધારે પૈસા મળતા હોય કે અલગ અલગ offers હોય છે ને. તો અદાનીમાં મેં પણ જોયું. mba નું તું જોવે ને તો આઠ નવ averegepeckage ઓછામાં ઓછા સસત આઠ થયો તો ચાલુ થાય છે. કે એનાથી નીચે તો જાતું જ નથી. તો શું કામ આપડે બીજે કોઈ જગ્યાએ જાઈયે. મારી ખુદની પેલા એજ રુચિ છે કે ભાઈ ચાહે નોકરી વધારે મળે. કારણકે કે bachelor હતું એમાં બઉ ઘણા બધા ડખા થયા. એમ આવી રીતે સંસ્થા બંધ થઇ તો પછી degree લેવામાં બી હાજી તો મારી degree પણ નથી આવી. એક વરસ તો થઇ ગયું છે. એની જગ્યાએ કોઈ સારી સંસ્થા હોય તો ત્યાં સુધીમાં હાથમાં આવે degree એટલે બઉ વાંધા પડે. અને તમારી ખ્યાલ છે તમારી પેલા વિશ્વવિદ્યાલય નતી હમણાં જ થઇ છે. હા અમારી પેલા વિશ્વવિદ્યાલય નતી.

અને એના ઘણા બધા ઘેરફાયદા પણ છે. પણ સાચું કૌને તો આ બધામાં પડવા કરતા જે આપડે આપડા દિવસોમાં આપડા ભણતરના દિવસોમાં જે મજા કરી છે ને એવી મજા તો હવે છે જ નઈ. એવી તો પાક્કું અમે અમારી એટલી સંખ્યા નતી ને પણ અમે ઘણીગાંઠીને પંદરએક જણા હતા તો બી એટલા જલસા કર્યા છેને કે વાત જ ના પૂછ. એ દિવસોમાં અને ત્યારે આ આપડે કોરોનાને એ કાંઈ હતું નાઈ ને તો બઉ શાંતિ હતી. શું રોગચાળાની ની કાંઈ બીક નતી કે એવું કાંઈ નતું. જ્યાં મન થયું ખાઈ લીધું જયારે મન થયું collage માંથી નીકળી ગયા. કાંઈ એવું બીક જ નઈ આ lecture અને નીકળ્યા મુવી જોવા ને એવું બધું. પિક્ચરો ત્યારે જોવાના શોખીન પણ બઉ હતા કે ઉભા રો જેવી હોય કે ભાઈ school માંથી નીકળ્યા હોય કે જઇયે. ફરીયે બધા દોસ્તારો ભાઈબંધો હોય એની ને એવું બધું. બરાબર છે તમે તો ખુબ જલસા કાર્ય છે તમારા collage ના દિવસો. જોકે અમારે પણ એવું જ હતું મારે પણ સારું એવું મિત્ર બધા મારા હતા તોપણ પેલા વરસમાં તો ખુબ ભણ્યા છીએ મેં ખોટું નાઈ બોલું બૌ ભણ્યા છીએ. ત્યારે થોડું શું કેવાય અજાણ્યું હતું બધું. તો ભલે મિત્રો હતા પણ આપણને એમ થાતું કે ઈ મિત્રો કેવા હશે આપડે એમને બઉ સારી રીતે ઓળખતા નથી. તો બધું કરશુ? થોડુંક એવું થાયને. આપણને એટલા પેલા વરસ્માતો પછી આરામ કર્યો પણ વરસથી પછી અમે લોકોએ ફરવાનુંને એ બઉ ચાલુ કર્યું. પછી તો આપડે બધા બક કૈયે કે બધા lecture છોડીને અને બારે બેસીને મોજ કરવી તો એવું પણ બઉ કર્યું છે. પછી અમારે થોડું શું પંદર જ જન હતા તો એમાં એવું થાય કે કોના પાર વિશ્વાસ કરવો ને કોના પાર ના કરવો. એના કરતા ચાલો પેલા જ ઓળખવા. જે થાઉં હોય એ થઇ જાય એટલે ચાલુ જ કરી દીધું તું તમાટે સંખ્યા ઘણી બધી હશે. અમારે કેવું અમારે એક મેન અમારા સાહેબ હતા એ collage તા. એમને બીજી બીજી જગ્યાએ job મળી ગઈ તી. તો ઘણા બધા આ બધા students વિદ્યાર્થીઓ